આ દ્રશ્યમાં એક લિપસની પણ દેખાઈ રહી છે જે બતક ના શેપ ની છે.

આ દ્રશ્યમાં મેઈન ગેટ ની ઉપર એન્ટ્રી ગેટ લખેલું છે તથા બહાર નોટિસ બોર્ડ અને બેનર લગાવેલું છે.

આ દ્રશ્યમાં ત્રણ જાતના ઝીગા તથા પાંચ છ જાતની જુદી જુદી માછલીઓ દેખાય રહી છે.

ચર્ચની અંદર ઘણા લોકો છે તથા ચર્ચની બહાર પણ બે ત્રણ માણસો ઊભા છે.

આ દ્રશ્યમાં બહાર એક પોસ્ટર લાગેલું છે કે જેમાં વડાપાઉં સમોસા દેખાઈ રહ્યા છે.

આ દ્રશ્યમાં ઇમારતની ઉપર ભૂરુ આકાશ દેખાઈ રહ્યું છે.

આ દ્રશ્યમાં ઇમારતની સામે એક નાની લોન તથા ગાર્ડન જેવું દેખાઈ રહ્યું છે.

આ દ્રશ્યમાં પાછળની ડિવાલ પર ઘડિયાળ તથા ફેન દેખાઈ રહ્યો છે.

આ દ્રશ્યમાં ચાંદીના ત્રણ મોટી દિવી મૂકેલી હોય એવું દેખાય રહ્યું છે.

આ દ્રશ્યમાં એક નાનો છોકરો ઝાડની બે ડાળીઓની વચ્ચે પગ રાખીને ઉભો છે.

આ દ્રશ્યમાં સળિયાના ઉભા તથા આડા બીમ મુકેલા દેખાઈ રહ્યા છે.

આ દ્રશ્ય એક નદી પરના ચેકડેમ નું દ્રશ્ય હોય એવું લાગી રહ્યું છે.

ફ્રન્ટ ફ્લોર પર એક્સિસ બેન્ક ડોક્ટર ઉન્નતી પેથોલોજી લેબોરેટરી વિઝન ઓપ્ટિકલ્સ જીત ઇલેક્ટ્રિકલ્સ જેવી દુકાનો છે.

આ દ્રશ્યમાં સ્ટેજ લીલા કલર નું દેખાય રહ્યું છે તથા તેના પર વાયરો પડેલા છે.

આ દ્રશ્યમાં એ_ટી_એમ ના બોર્ડ પર એસ_બી_આઈ એવું લખેલું છે.

આ દૃશ્યમાં નાના છોકરાના ઓશીકાઓ પણ દેખાઈ રહ્યા છે.

આ દ્રશ્યમાં સ્કૂટર ની બાજુમાં બે ત્રણ વ્યક્તિઓ ઉભા છે તથા તેમની બાજુમાં ટેબલ મુકેલું છે.